યુઝર રજિસ્ટ્રેશન નાં ચોથા ભાગમાં તમારું સ્વાગત છે
આપણે આ પ્રક્રિયા દરમ્યાન સંપૂર્ણપણે જઈ રહ્યાં છીએ
યુઝરનેમ અને પાસવર્ડ માટે સુરક્ષા અને તપાસો ઉપયોગમાં લઇ રહ્યા છીએ જે ખરેખર સારા છે
જો હું ગૂંચવણ ઉભી કરું છું તો કૃપા કરી મને જણાવો
મને ઇમેલ મોકલો અથવા યુટ્યુબ દ્વારા કમેન્ટ કરો
રજિસ્ટરિંગ ઓઉર યુઝર પ્રક્રિયા પર જવા
પહેલા ડેટાબેઝથી જોડાવાની જરૂર છે
આપણે કોષ્ટક ખોલી તેમાં વેલ્યુઓ નાખીશું
તમે વિચારી શકો છો કે આ અત્યંત સરળ છે
તો સૌપ્રથમ સક્સેસ કહેવાતો મેસેજ લખીશ
પેજ પર પાછા આવીએ
આમાં પાછળ જઈશ અને તમામ તપાસણીને તપાસ કરીશ જે પહેલા બનાવી હતી
તો રજિસ્ટર પર ક્લિક કરીશ અને આ દર્શાવે છે પ્લીઝ ફિલ ઇન અલ્લ ફિલ્ડ્સ
જો હું વિવિધ ફીલ્ડો ભરી એક ભૂલી જઈ રજિસ્ટર પર ક્લિક કરું છું તો આ હજુપણ મેસેજ દર્શાવશે
તો હું એલેક્સ ટાઈપ કરીશ અને યુઝરનેમ પસંદ કરીશ
ત્યારબાદ ફૂલનેમ ટાઈપ કરી પાસવર્ડ પસંદ કરીશ જે એબીસી છે
આગળ આવનારમાં હું મિશ્રિત અક્ષરો ટાઈપ કરીશ
તો જયારે હું રજિસ્ટર પર ક્લિક કરું છું આ યૂર પાસવર્ડ્સ ડીઓ નોટ મેચ દર્શાવશે
તો ચોરસવાળામાં પાછા જઈએ
એલેક્સ ગેરેટ ટાઈપ કરીશું
યુઝરનેમ પસંદ કરીશું
એક પાસવર્ડ પસંદ કરીશું માની લો કે એબીસી
જો કે આ 6 અક્ષરોની અંદર છે જયારે હું રજિસ્ટર પર ક્લિક કરું છું પાસવર્ડ્સ મસ્ટ બે બેટવીન 25 એન્ડ 6 કેરેક્ટર્સ
તો આ તપાસ કામ કરે છે
હવે હું એલેક્સ ગેરેટ તરીકે ફૂલનેમ અને એલેક્સ તરીકે યુઝરનેમ ટાઈપ કરીશ
પાસવર્ડ પૂર્ણ લંબાઈનો પાસવર્ડ રહેશે
6 અક્ષરો કરતા વધું
હું રજિસ્ટર પર ક્લિક કરીશ
તમે જોશો લેંગ્થ ઓએફ થે યુઝરનેમ ઓર ફુલનેમ ઇસ ટૂ લોંગ
જો તમે ઈચ્છો તો તમે આ ચેક્સ લખી શકો છો
હું આ તમારા પર છોડું છું
તો આ સમયે આપણે સફળતાપૂર્વક ફોર્મ વેલીડેશન મેળવી છે
હવે યુઝર રજીસ્ટ્રેશન સાથે ચાલુ રાખીશું
હમણાં આ ફોર્મ વેલીડેશન સારી નથી
દરેક વખતે એરર મળે છે કે આ ફીલ્ડો અદૃશ્ય છે તે જતું રહ્યું છે
અને યુઝરએ ફરીથી ટાઈપ કરવું પડે છે
તો હું શું કહીશ ફૂલનેમ યુઝરનેમ અને પાસવર્ડ વેરીએબલો અહીં મળ્યા છે
એ માની કે આ પોતે એક ફ્ફ્પ પેજ છે ફ્ફ્પ ને આ એચટીએમએલ કોડમાં આ જગ્યાએ સમાવેશ કરી શકીએ છીએ
ફૂલનેમ અંદર હું લખીશ વેલ્યુ ઇક્વલ ટીઓ એક વેલ્યુ બોક્સની અંદર અને પીએચપી ટેગ ખોલીશ
ફ્ફ્પ ટેગને અંદર બંધ કરો
અહીં હું યુઝરનેમ અથવા ફૂલનેમ એકો કરીશ
હું યુઝરનેમ સાથે આજ પ્રમાણે કરીશ
તો વેલ્યુ ઇક્વલ્સ ફ્ફ્પ ટેગ ખોલો ફ્ફ્પ ટેગ બંધ અને યુઝરનેમ એકો કરો
ત્યાં લાઈન ટર્મિનેટર છે તેની ખાતરી કરી લો
હવે શું થશે માનીએ કે હું અહીં આ લાંબા નામને પસંદ કરું છું અને યુઝરનેમ એલેક્સ પસંદ કરું છું
તમે તમારા પાસવર્ડોને સંગ્રહીત કરવા નથી ઈચ્છતા
તો એને યુઝર ઉપર છોડી દો
મેં ખુબ લાંબુ યુઝરનેમ મેળવ્યું છે અને તે આ એરર ફરીથી ઉત્પન્ન કરશે
તો આ નિયમ છે
જો તમને એરર મળે છે અને યુઝરનેમ ફૂલનેમ પાસવર્ડ અથવા કે ફર્સ્ટનેમ પ્રથમ નામ મિડલ નેમ મધ્ય નામ સરનેમ અટક ફરીથી ટાઈપ કરવાની હોય હું નથી જાણતી કે તમારા યુઝર ફોર્મમાં કેટલા ફીલ્ડો છે
નામને વારંવાર ટાઈપ કરવું એ સંતાપીય છે
તેથી આ વાપરી ફ્ફ્પ પીએચપી ટેગો અંદર એકો કરશે જે એચટીએમએલ ઈનપુટ ટાઇપની વેલ્યુઝ અંદર અને યુઝર માટે આ ખુબ જ ઉપયોગી અને વધારે અનુકૂળ અને મૈત્રીપૂર્ણ છે
નહી તો સક્સેસ
એકો કરો
મેં વાસ્તવમાં હજુ સુધી સફળ ફોર્મ આપ્યું નથી
તો હું એલેક્સ ગેરેટ ટાઈપ કરીશ અને પાસવર્ડ 6 અક્ષરો કરતા વધારે અને 25 અક્ષરોની અંદર રહેશે
રજિસ્ટર પર ક્લિક કરો
એક એરર મેસેજ
ચાલો જોઈએ
એક એરર લીધી છે અને
ઇફ સ્ટ્ર્લેન પાસવર્ડ ગ્રેટર ધેન 25
ઓર સ્ટ્ર્લેન પાસવર્ડ લેસ ધેન 25
એકો કરો પાસવર્ડ પર્યાપ્ત હોવો જોઈએ
પરંતુ આપણે એજ સમસ્યામાં છીએ
મને હમણાં ખ્યાલ આવ્યો કે આપણી પાસે પાસવર્ડ માટે એનક્રીપ્ટ કરેલ વેલ્યુ છે
અને એમડી5 એનક્રીપ્ટ કરેલ સ્ટ્રીંગ વ્યાપક છે
આ 25 અક્ષરો કરતા ઘણી મોટી છે
તેથી ફરીથી હું શું કરીશ આ કોડનો બ્લોક લઈશ જે પાસવર્ડને એનક્રીપ્ટ કરી રહ્યું હશે
તેને કાપી રજિસ્ટર થે યુઝર નીચે લઇ આવો
તો તમે અનુભવ વડે જોઈ શકો કે વસ્તુઓનો ક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે
જો આ પ્રકારની એરરો મળે છે તો કોડ જુઓ
એને જુઓ અને સમજો કે તમે શું કરી રહ્યા છો
કોડ વચ્ચે એકો વાપરો એક પ્રકારની ડીબગ પ્રક્રિયા તરીકે
હવે હું ફોર્મ પર પાછી જઈશ અને સંપૂર્ણ સ્વીકૃત પાસવર્ડને ફરીથી ટાઈપ કરીશ
રજિસ્ટર પર ક્લિક કરો
સક્સેસ મેસેજ મળ્યો છે
તો તમે જોયું કે જો અહીં સમસ્યાઓ છે તો કોડ દરમ્યાન જવાથી એ જોવા માટે મદદ મળે છે
હું આની અનુભૂતિ કરવામાં ઝડપી છું
પણ અમુક વખતે હું વિડીયોને અટકાવું છું કોડ તરફ જોઉં છું અને ત્યારબાદ વિડીયોને ફરીથી ચાલુ કરું છું
મને દર્શકોને અટકાવી રાખવું ગમતું નથી
તમને પણ તમારી ભૂલોની જલ્દી જાણ થશે
તો સક્સેસ મળ્યું છે અને હવે ઓપન ઓઉર ડેટાબેઝ લખીશું
આ કરવા માટે કનેક્ટ વેરીએબલની જરૂર છે નાં જરૂર નથી
હું માય એસક્યુએલ કનેક્ટ લખીશ
અને લોકલ હોસ્ટ ડેટાબેઝથી જોડાઈશ જે માય કમપ્યુટર અને રૂટ છે અને પાસવર્ડ કઈ જ નથી
હું માયસ્કલ સિલેક્ટ ડીબી લખીશ
આ ડેટાબેઝને પસંદ કરશે
તો સિલેક્ટ દાતા બસે લખીએ
જો કે આ સ્પષ્ટ છે તે છતાં
આ ફ્ફ્પ લોગીન છે અને અહીં હું ક્વેરી આપો લખીશ
તો ક્વેરી રજિસ્ટર
આ માયસ્કલ ક્વેરી સમાન હશે
આ આ ટ્યુટોરીયલનો મહત્વનો ભાગ છે જ્યાં વાસ્તવમાં વેલ્યુઓ ઈનપુટ કરીએ છીએ અને યુઝરનેમ રજીસ્ટર કરીએ છીએ
હવે હું નીચે સ્ક્રોલ કરું જેથી તમે જોઈ શકો
આ છે ઇન્સર્ટ ઇન્ટો યુઝર્સ
જો અહીં પાછળ જઈએ છીએ આ ફ્ફ્પ લોગિન છે જે કોષ્ટક છે જેને આપણે પસંદ કર્યું છે
તો માયસ્કલ સિલેક્ટ ડીબી ફ્ફ્પ લોગિન
અને યુઝર્સ માં દાખલ કરાવીશું જે ડેટાબેઝમાં કોષ્ટક છે
અને કહીશું વેલ્યુઝ બ્રેકેટ્સ કોષ્ટકની દરેક વેલ્યુ
આમ એ દરેક ફીલ્ડ જે કોષ્ટકમાં હાજર છે
તેથી જો અહીં પાછળ જઈ બ્રાઉઝ અથવા સ્ટ્રકચર પર ક્લિક કરીએ આપણને ઇડ નામે યુઝરનેમ પાસવર્ડ દાતે મળ્યું છે
તેથી 1 2 3 4 5
અહીં પણ 1 2 3 4 5 ની જરૂર છે
ઇડ સ્વવૃદ્ધિ થનાર છે જે તમે છેલ્લા ટ્યુટોરીયલથી જાણો છો
તો ફક્ત અહીં જરૂર છે ક્રમ ખુબ જ મહત્વનો છે
આપણને નામે યુઝરનેમ પાસવર્ડ દાતે મળ્યું છે
તો આ ફક્ત નેમ યુઝરનેમ છે
આ પાસવર્ડ છે રીપીટ પાસવર્ડ ની જરૂર નથી આ ફક્ત તપાસ માટે છે અને આ ડેટ બનશે
તેથી આ વેરીએબલો જો તમને ખાતરી નથી તેઓ અહીં ઉપરથી છે જ્યાં ફૂલનેમ યુઝરનેમ પાસવર્ડ અને ડેટ છે
આને ફૂલનેમમાં બદલીએ
આ કામ કરવું જોઈએ
આ થયા પછી લખીશ યુ હવે બીન રજિસ્ટર્ડ
વાસ્તવમાં હું ડાઇ લખીશ
યુ હવે બીન રજિસ્ટર્ડ
ક્લિક હેરે ટીઓ રિટર્ન ટીઓ લોગિન પેજ
આને ઇંડેક્સ પેજ પર પાછું લઇ જનાર એક લીંક તરીકે મુકો જેમાં યુઝર લોગીન કરી શકે
તમે જોશો કેવી રીતે આ સેકંડમાં જ એકઝેક્યુંટ થાય છે અને અહીં પહેલાનું પેજ છે
એલેક્સ ગેરેટ લખીએ
યુઝરનેમ એલેક્સ તરીકે પસંદ કરો અને આને પાસવર્ડ તરીકે
યુ હવે બીન રજિસ્ટર્ડ
રિટર્ન ટીઓ લોગિન પેજ
હવે હું બ્રાઉઝ માં ડેટાબેઝ તપાસ કરીશ
તમે જોશો મેં એલેક્સ ગેરેટ મેળવ્યું છે
ઇડ 3 છે અને યુઝરનેમ એલેક્સ છે પાસવર્ડ એનક્રિપ્ટ કરેલ પાસવર્ડ છે અને ડેટ તારીખ છે
બસ આટલું જ
તો આવનારા ભાગમાં હું તમને બતાવીશ કે કેવી રીતે અમુક વસ્તુઓ વ્યવસ્થિત કરવી અને લોગીન પ્રક્રિયાની ચકાસણી કરવી